તો થાક ઉતરી જવા તે પછી પગનું હાડકું સાંધવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે માટે તે શિક્ષણ નથી આમ વ્યક્તિનો વર્તમાનમાં તાત્કાલિક હંગામી અને અસ્થાયી પરિવર્તનો મનો વૈજ્ઞાનિક શિક્ષણ સ્વીકરતા નથીં પરંતુ પ્રાણી કે વ્યક્તિના થતા દીર્ઘ કાલીન અને સાપેક્ષ કાલીન કાલીન હોય તેવા પરિવર્તન ને જ શિક્ષણ તરીકે પ્રયત્ન કરે ત્યારે પડી જય છે પરંતુ થોડીક થોડા દીવાસમાં મુહાવરા પછી

પ્રખ્યાત વર્ષના એ થાય છે પ્રાણી કે માનવ કોઈ પણ બાબત નો શિક્ષણ મેળવે છે ટ્વિ રીતે આ પ્રક્રિયા પ્રશ્ન એ અને વિવિધ વૈજ્ઞાનિક પણ સંશોધન માટે પ્રેરણા પુરી પડે છે આ એનું સંધાનમાં થયેલા કેટલાક સંશોધનો અને પ્રયોગ માનવ અને પ્રાણીને શિક્ષણ પ્રાપ્ત કરવાનુંય સહારો રીતે માહિતી પુરી પડે છે આ અને નિધ સંશોધનને શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તમારા હોવાથી મુખ્ય કે ચાર સલાઓની અને કરીશુ એ એનું કારણ દ્વારા શિક્ષણ માનવના બાળકો હોય પ્રાણી મોટા ભાગનું શિક્ષણ એનું કારણ દ્વારા જ મેળવે છે અને આવલોકતાં અવરોધમાં કે શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કાગે છે કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા એનું કારણો મુખ્ય મળે છે દાખલ તરીકે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જવું તો બાળક ઘરે પોતાની સાયકલ ફેરવતા ફેરવતા એક જગ્યા એ પાર સાયકલ ઉભી રાખી તેમાં પેટ્રોલનું પુરાવા માટે ત્યાં પડેલી હવા ભરવાના પમ્પ થી ટ્યૂબને પોતાની સાયકલની સીટ પાર લગાવી છોડી વાર ખીસા માંથી પૈસા કાઢી આપવાનો અભિનય કરે તે એનું કારણોમાં શિક્ષણ નું ઉદાહરણ છે એક થી સાવ વર્ષનું બાળક કાને મોબાઈલ પણ રાખતું જોવા મળે છે અને એનું કારણમાં શિક્ષણ ઉદાહરણ છે બારેરી ના જીવનમાં આ સંખ્યાઓ ઉદાહરણો જોવા મળે છે આ તમામ પ્રકારની શિક્ષણ વ્યક્તિ સમાજમાથી અભી ક્ષેત્ર તથા પ્રખ્યાત વસ્તુ ચોક્કસ પ્રકારના પ્રધાનો અને feshionebal કપડાવાળા વાપરતા હોયને તે પ્રકારના સ્પર્ધાનો અને કપડાનો ઉયોગ કરતા નમાવું અથવા modling શિક્ષણ કહેવાય છે શિક્ષણની કહેવતના અને શિક્ષણ સરના પ્રાણી કે માનવી તેની સમક્ષ આવી પડે સમસ્યા માંથી બાર નીકરવાનો માર્ગ તરત જ વધુ શકતો નથી પરંતુ માટે જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમનું શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે તેને શિક્ષણ માલ્યાની અનુમાન તે પ્રત્યેનો ખ્યાલ ને અને ભૂલોના કતાર દ્વારા આવી શકે છે આ સંજોગોમાં વિધુત સમાજ મેળવી માટે કોરટ બિલાઇડ ઉપર ઉપયોગ સમજી કોરટ બિલાઇડ અમેરિકા નું માનો વિજ્ઞાનિક થેરન ડાયટ કે એક સમસ્યા સેટી બનાવી હતી આ સમસ્યા ટેટી વર્ષના એ કરવામાં આવી હતી તેમાં આપેલ એક દબાવમાં પેટીનો દરવાજો ખુલી જતો હતો આ સમસ્યા જલ્દી ફોડાવી એક ભૂખી બિલાડી કે એને સમસ્યા ટેટી બહાર બિલાડીને દેખાતા તે રીતે કોયાત મુકવામાં આવી તે સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા સમસ્યા ટેટી બહાર નીકરવાનો પ્રયાસ કરવા ગઈ શરૂવાત માં સમસ્યા ટેટી સળિયા તન બટકા ભરવા સમસ્યા ટેટી આમ તો આતા માર્યા ત્યા સૂકામાં કોઈ પણ જાંગીયા એ અસ્થાયી બહાર નીકળાય છે તે તેમ કોઈ પ્રકારે પરંતુ બિલાડી સમસ્યા ટેટીની બહાર નીકરવા સફતલા મળી નહિ આથી ફરી ફરી તેને એજ પ્રયાસો ચાલુ રાખ્યા જેમ અચાનક જ તેને પંજો આકસ્મિક ઘટનાની બિલાડી એ કોઈ પણ સમજણ ગુણાત કલ દબાવી ન હતો એટલેજ આ કલ દબાવાથી જે પહેલા જ ના જેવાજ પ્રયત્નો ચાલુ કર્યા જેથી બિલાડીને કલ

હતી સામાન્ય રીતે પ્રયત્નો અને ફૂલ દ્વારા મેળવતા શિક્ષણ માં જેમ જેમ પ્રયત્નો વધારતા જાય તેમ તેમ પ્રયત્નો માટે લગતા પાત્ર ઘટાડો થતો જાય છે અને અહીં પણ બિલાડી પ્રયોગાત્મક પ્રયોગનો વધારો સમસ્યા ટેટી ખોલવા જેટલો સમય લાગે જયારે ચોવીશ વર્ષ ચોવીશ વર્ષ તેથી સમજદાર બિલાડી દસ second માંજ સમસ્યા ટેટીનો દરવાજો ખોલી બહાર નિકરી ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું આમ પ્રયાતો અને ભૂલો મળતા શિક્ષણ નો સારુવાતના પ્રયાન્તો વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયાન્તો વધતા જાય તેમ સમસ્યા અંગે સમાજ પ્રાપ્ત થવાની ભૂલો ઓછી કરતા તોયેતો ભૂલ વગરના પ્રયત્નો પણ દ્વારા શિક્ષણ પણ પ્રાપ્ત થતું જોવા મળતું હોય છે અભી સંડાનો દ્વારા અભિસંદન એટલે જોડાણ અભિસંદનએ શિક્ષણની એક સારા જોગી આધારિત છે મૂળભૂત મૂળ તટસ્થ વિપત્તિઓના વિપક્ષ પ્રત્યેક્ષ સમાન પ્રતિક્રિયા આપવાનો શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિસંદન થતું કહેવાય દાખલ તરીકે શાળા ના જ જુદા જુદા પ્રકારના ઘંટ વગાડતા આજે આપણે વાત કરીસું તો સૌપ્રથમ આપણે એ જાણીએ એ પેટ માં જમણી બાજુ ના ઉપર ના ભાગ માં liver નાનો અંગ chemical કહી શકાય તેની અંદર colestrol તેવા આવેલા હોય છે જે ખોરાકમાં પાચન કરવામાં મદદ હવે જે liver માં બારે છે તે મોટા ભાગ નો આતરડા માં માડતું હોય ત્યરેહ થાઈ આપણે જ્યરહ ખોરાક લઈએ ત્યરેહ તે આતરડા માં કરવામાં મદદ એટલે શું વધુ concentrate થઈ છે રહેલા chemical ને એક બીજા સાથે જોડાયલી

પીડાસ પડતાં લીલા colour વિષ ટકા પથરીઓ તે પ્રમાણ માં નાની size ની હોય છે dark brown ની છે blackies colour ની છે જેમ કે આગડ જોયું કરવાનું કામ કરે છે પરંતુ પિચ ની અંદર રહેલા chemical છે cholesterol અને થવી જતાં અટકાવી અને એને પ્રવાહી રખવાનું કામ કરે છે. તો ઘણી વાર જ્યાંરેહ વધારે પ્રમાણ માં cholesterol રાખતા chemical જ્યારેહ cholesterol અને તે એકબીજી સાથે જોડાઈ ને પથરી બની જતિ હોય છે. પથરી બનવાની મોટું કારણ ત્રણ કારણ જેમાં સાવથી પેહલુ બીજી વસ્તુ ની અંદર cholesterol વધવું motility એટલે કે સંકોચન બરાબર ન થાય પેટ બરાબર ખાલી ના થતું હોય તો તેના કારણે પથરી વિશે એવું કહેવાય એટલે કે reproductive ની સ્ત્રીઓ જે પ્રમાણમાં તેમણે ત્રીસ થી life style reach factor બધા પથરીની શક્યતાઓ વધુ હવે આપણે reach factor ને જોઈએ તો reach factor ને બે group માં વેચી શકાય life style reach factor જીવન શ્રેણી ના લીધે થતા રોગો

fatty food એટલે કે ચરબી યુક્ત ફળ અને cholesterol વાળો ખોરાક આ ઉપરાંત જાણે ઘરમાં માતા પિતા ભાઈ બહેન ને પથરી તેને પણ પથરી થવાની શક્યતા ઓ આ ઉપરાંત ઉપવાસ કરવાથી પણ ની શક્યતાઓ વધુ રહે છે જેમ કે આપણે જોયો કે તે જે આંતરડામાં ભળતું હોય છે જ્યારે આપણે ઉપવાસ કરીએ જમ્યા નહિ તો સંકોચન ન થાય માં જેના લીધે પથરી ની શક્યતાઓ વધુ કોઈ medical reach factor ની અંદર જોઈએ તો એની અંદર liver ના રોગો જેવા કે liver અમુક લોયના રોગો જેવા કે નિકલસેલિનીલિયા વારંવાર થતો કમડો pregnancy આ ઉપરાંત અમુક દવાઓ જેવી કે ખાસ કરીને cholesterol ઘટાડવા ની દવાઓ આ ઉપરાંત ધરાવતી દવાઓ જેવી કે આ બધી દવા ના લીધે પણ શક્યતા પથરીની શક્યતા પથરીના લક્ષણો

પથરી મોટાભાગે directly બો દુખાવો કરતી નથી પરંતુ જ્યારે પથરી જ્યારે રસ્તામાં હટી આવે છે ને temporary રસ્તો block ત્યારે દુખાવો ઓછો પેટના ઉપરના ભાગમાં તે જમણી બાજુ ના ઉપરના ભાગમાં દુખાવો થતો હોય છે જે મોટાભાગે જેના પછી શક્યતાઓ

અને જેને ની અંદર કોઈ complications પથરી ના લીધે complications ત્યારેજ મોટા ભાગે સરીર માં એવી તકલીફ ની અંદર જોઇયે તો સાવથી common છે તો તું ત્યરેહ રસ્તામાં એટલે કે તે સુખી ના પડી સકે ત્યરેહ રસ્તો block થાઈ સોજો આવે infection થાય તેની અંદર પેટમાં જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થાય એ દુખાવો પ્રમાણમાં ઘણો વધુ હોઈ જે પાછળ પીઠ તરફ પણ જતો હોય થવાની સાથે સાથે ઊલટી થવી ઊબકા આવવા તાવ થવો ભૂખ ના લાગવી ઘણીવાર કમળો થવો જેવા લક્ષણો તાત્કાલિક મોટાભાગે operation ઘણીવાર યોગ્ય સમયે નિદાન ના થયા operation કરવામાં ન આવે તેના લીધે ઘણી વાર બીજા complication પણ થતા હોઈ છે જેવા કે થવું ઘણીવાર કાણું પડી જાય છે આ ઉપરાંત ઘણીવાર આજુબાજુ આતરડુ ચરબી એ બધું ચોટી ગાંઠ પડી જતી હોય છે આ ઉપરાંત બીજા complication ની અંદર જોઈએ તો ઘણી ની અંદર વાર નાની-નાની પથરી હોય તો એ નાડીના ભાગમાં પોસાય નહિ પરંતુ પસાર થઈ આવું થવાથી main નો રસ્તો છે block થાય છે એના લીધે ભારે કમળો થવો એટલે કે થતી હોય આ ઉપરાંત ઘણી વાર એની અંદર infection થઈ છે આ ઉપરાંત ઘણી વાર નડી ના ચેડાં નો ભાગ નડી અને નડી સાથે આતરડા માં ખૂલતી હોય છે એ જાગીય એ ભાગ ઘણી વાર પર સોજો આવવો એટલે કે થવું તેવી બીમારી થતી હોય તે પ્રમાણ માં ગાંભીર બીમારી આ ઉપરાંત ઘણી વાર જેટલું complete લોક ના થયું હોય એટલો બધો સોજો ના આવે થોડો ઘણો સોજો આવે બાકી recovery થઈ થોડો ઘણો સોજો આવે એટલે કે વારંવાર સોજો આવવા થી લાંબા સમાય સુધી એટલે કે લાંબા સમય થી આ ઉપરાંત ઘણા report ની અંદર એવું પણ જોવા મેડલું છે કે લાંબા સમય રહવા થી બીમારી થવાની સક્યતાવો પણ વધુ રહતી હોય છે પ્રમાણમા ની સક્યાતાઓ ઓછી હોય છે

ની પથરી ના નિદાન માટે report માં તો સામાન્ય report છે sonography, sonography નો report પથરી માટે સવથી best report સારું નિદાન sonography ઘણી વાર એવું પણ હોય કે ની નદી માં પથરી હોઇ એ sonography માં નહ દેખાઈ પથરી માં sonography જોયસે નદી માં પથરી તથા

વાત કરીએ તો મોટા ભાગ ના દર્દીઓ તાત્કાલિક કોઈ operation કે સારવાર કરવાની તેની અંદર અમુક જીવનશૈલીમાં ફેરફાર કરી તો આપણે દર્દમાંથી રાહત મળે મુખ્ય stage વજન control એના માટે યોગ્ય કસરત કરવી પરંતુ વજન ન ઘટાડવું પરેજી રાખવી તે બધી પરેજી રાખવાથી દર્દીને તકલીફમાં રાહત અમુક ખોરાક છે ફાયદો થતો એની અંદર મુખ્ય ખોરાક low fat food આ ઉપરાંત ખાટા ફળો કે જેમાં vitamin c બધું જ હોય આ ઉપરાંત લીલા શાકભાજી, ટામેટા, વટાણા, dry fruits વગેરે ફાયદો થશે ફાયદો કરતાં હસે આ ઉપરાંત અમુક ખોરાક કેવા છે તે જે નુકશાન કરતા હોય છે. એની અંદર જોઈતો મુખ્ય છે સીંગતેલ vegetable oil આ ઉપરાંત બ્રેડ, પાઉં, પાસ્તા વગેરે ખોરાક છે એ નુકસાન કરતા હોય છે હવે છેને જરૂર પડે દવાથી માત્ર દુખાવામાં રાહત થઇ શકે પરંતુ પથરી મટી શકે નહીં

પથરી જ્યારે નળીમાં હોય ત્યારે ઊલટાનું વધુ complication શક્યતા રહેતી હોય છે. નાડી block થાય operation ના બદલે જરૂર પડતી હોય છે જેમાં સવપ્રથમ endoscopy કરી એની અંદર એક stand એના એક બે દિવસની અંદર operation કરવું પડે એના મહિના બે મહિના પછી જો બીજી દવાની વાત કરીએ તો બંનેની દવાઓ છે trial થઈ છે પરંતુ હોતા નથી એટલે કે ટૂંક માં જ્યારે પથરી જ્યારે ની જરૂર હોય તો operation એક માત્ર ઈલાજ છે જેની અંદર અને જ્યારે patient ને જ્યારે operation ની વાત કરે ત્યારે મોટાભાગના દર્દીઓને એ પ્રશ્ન થતો હોય કઢાઈ નાખ્યા પછી પાચનની ક્રિયા માં તકલીફ રે પાછળના થઈ શકે પરંતુ આપણે આગળ જોયું જે liver મા બને છે પંદરસો થી સત્તરસો MI બનતું હોય એમાં મોટા ભાગ છે એ directly liver માં આંતરડામાં જતું હોય છે. પરંતુ એનો થયો ભાગ ખાવાના સમયે extra normally મોટા ભાગનો રસ્તો અને નોર્મલી આંતરડામાં જતો રહ્યો છે જેથી પાચનની ક્રિયા માં કોઈ ફેરફાર થતો નથી તે થી operation પર થી એવી માન્યતા operation પર થી ખોરાક લેવાથી પાચન ના થઈ શકે તો એવો બિલકુલ નથી પાચન યોગ્ય થઇ શકે પરંતુ જેને વધુ પડતું ર્દી ખોરાક ખાય તો થોડું ઘણું પાચન માં પ્રશ્ન આવી શકે normal હવે જ્યરેહ operation વીસે વાત કર્યે તો operation બે પ્રકારે થઈ સકે પદ્ધતિ એટલે ટકા વડુ operation અને નવી પદ્ધતિ એટલે laproscopy operation ટાટા વડા operation માં પેટ ની જમણી બાજુ ઉપપર ના ભાગ માં મોટો તકો મૂકી operation કરવા માં આવતું હોય તેની અંદર મૂકી ને બહાર કાઢવામાં આવે વડા operation માં પ્રમાણ માં ઓછું hospital માં દુખાવો વધુ થઈ આવતાજ લાંબા તને પણ ટકા માં ટકા પાકવા ટકા ઢીલા જ્યરહ laproscopy operation ની અંદર advance technology ના લીધે operation જેના અંદર દર્દી ને દુખાવો પણ ઓછો થઈ દર્દી ને ચોવીસ કલાક ની અંદર રાજા આપી સકાઈ

સુ ખબર કેમ છો મજ્જા માં એક દમ જક્કાસ જલસા છે ભાઈ વા બો સારું બો સારું બોલ બીજું શું ચાલે છે netflix માં અત્યારે આવી ગયું છે કંટારા હિન્દી માં મેં જોયું ને કેવું છે મેં અર્ધું જોયું મગર starting સારું છે ને પછી તો શું જોવાનું મેં અર્ધું જોયું મારે હાજી જોવાનું મન હતું એક ગાંડાલાલ આવી ગયા વચમાં કામ બગાડ વા કોણ આવ્યું હતું અરે એક ગાંડા લાલ નો ફોન આવ્યો હતો કામ નોજ હતો ફોન પછી રેહવાય ગયું જોયું મેં ઠીક છે movie તમને કેવી લાગી હમ starting સરસ હતી

વો પેલું ને કુળદેવી ને લઈને છે ને દેવી શક્તિ અને એ બધું concept છે એને લૈનેજ છે story કે એલોકો વચ્ચે hummar comedy નાખવા કે છે ને translation માં તો same meaning નાઈ નીકળે એ જરાક મને એક ચીજ સમાજ માં થી આવતી કે હિન્દી માં જોયેલું મેં વચ્ચે અમુક dialogue છે ને south india માં આવી ગયા વચ વચ માં બે ચાર જગ્યા એ જોયું મને લાગે કે આમના dubbing માં fault થયો હશે તો પછી delibratly language રાખ્યું હશે નાના હિન્દી બોલતા બોલતા કઈ રીતે South Indian બોલે કોઈ હવે એક character છે હિન્દી બોલે starting માં પછી વચમાં South Indian બોલે અને જે opposite character છે તે હિન્દી માં બોલે છે તો તો doesnt make sense ને હોય શકે આ લોકો એ કોઈ fault કર્યો હોય જલ્દી જલ્દી માં dubbing કરી હશે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

netflix માં અમિત લોઢા ની story પર હમ પેલું brchapter હા પેલું નીરજ પાંડે નું ને જોઈ લીધું તમે એ સરસ છે પણ એ માણસ ને જે real જે અમિત લોઢા છે એને એ લોકો goverment એ susspend કરી દીધું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 financial game use કર્યું છે એવું કૈક સમજાય છે અચ્છા તોઅત્યારે ott માં નથી જોવા મળતી series મળે છે real life નો જે officer હતો એની વાત કરું છુ અચ્છા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 ઓહ્હ આ ચીઝ નું શું link મને તો નાઈ સમજ માં નાઈ આવી હમણાં cat કરીને કોઈ પંજાબી છે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 trailer જોયું શું નામ કીધું cat બિલાડી ઓહ્હ cat crime thriler છે પંજાબી માં છે એવું તો કોઈ movie નથી જોયું મેં movie નથી web series છે શેમાં છે netflix માં હમ્મ અચ્છા actor કોણ છે રણદીપ હુડ્ડા વાહ્હ

specially drug content હોયજ

એવું છે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 story સરસ છે movie તો સરસ છે હા થોડી ઘણી perdictable હાવી movie જોવામાં મજ્જા આવતી હતી હમ્મ અલ રામસેતુ કેમ છે પણ એતો movie flop થઇ છે ને ott માં આવી છે કે નાઈ હા amazon prime માં આવી ગઈ છે બસ હવે જોવાની વાર છે overall rating પણ ઓછી છે ok શું થી ખબર નાઈ પડી કૈક અને વોલી ભેળીયા ને હાજી વાર લાગશે હજી એ fresh ચાલે છે right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 mass audience એ hit કરાવી દીધી એને મન લાગુ ok ok જશે બો મોટી hit ના જાય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 હમ્મ કેટલી બકવાસ story હતી એમાં એવું hit થવા જેવું કૈજ નાઈ હતું

છે ને ગુજરાતી માં તું ઢ movie જોયી છે national award winnig movie છે મેં નથી જોયી મેં સાંભળી છે ઢ અરે national award તો હેલારો હેલારો તો હતી પણ ઢ એ two thousand seventeen ની છે ઓક નથી જોયી એ કેમ છે અટાયરે તો netflix માં મળશે ઓક નસરુદ્દીન શાહ છે એમાં અચ્છા બો સરસ movie હતી તો એ movie ના બાબત માં ખબર હતી એનો જે executive producer છે ઢ film નો એ એના સાથે કામ કરું છુ જોડાયેલો છે એના સાથે વાત ચાલે છે અને એ ઢ માં જોડાયેલો છે ત્યારે મને ખબર પડી national award winning movie છે ઓક મેં કીધું વાહ્હ સરસ તમારું કામ કૈક બન્યું કે નઈ industry માં ના હમણાં આવશે તો કૈક ખબર પડશે કેવું રહ્યું એમાં srft માં સારું રહ્યું હવે shoot છે હજી ચાલે છે વાત હાજી ચાલે છે shoot date fix નથી હવે જોઈએ શું થાય છે confirm છે કાલે ખબર પડશે હમ્મ હજી વાત ચાલે છે કૈક confirmation માં પોયચો નથી લે તો પછી આખો દિવસ કેમ નાખ્યો પછી આખો દિવસ ક્યાં અર્ધો દિવસ હુઆ પણ અહીંયા જવું અને અર્ધો દિવસ વાપરવું પાછું તો અર્ધો દિવસ જાય એટલે પાછું કોઈ કામ ના થાય હમ્મ એવું છે તમારે audition નું એવું કૈક આવ્યું ના ના

શેમાં કરો ચો tv માં કે serial, movie web માં કરો ચો હું તો બધે મોકલું છુ જ્યાં થી જાય તા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 અચ્છા

બધા છે અવિનાશ કમલ ચાલો હૂતો રાહ જોઉં છુ તમારી કોઈ film serial આવે તો તમને પરદા પાર જોવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ને zee five માં કેવા છે પ્રોગ્રામ બધા zee five app જે છે એનું હમ્મ mostly સારા હોય છે તારે તો જયારે મન થાય ત્યારે જોઈ લઉ હા છે ને હા ઠીક છે મારે તો zee five, prime, netflix, hotstar છે હમ્મ આ બધા છે તો એટલા બધા સાથે સાથે cable બી રાખ્યું છે ના ના બસ આમજ હા એમજ છે આટલું બધું રાખી ને પછી cable શું કરવાનું ના ના આખો દિવસ થોડી tv જોયે કેટલા પૈસા મહિના ના નીકળી જાય ના પણ આ બધા માંજ કામ થઇ જાય છેને zee five, zee news, serial પણ આવે બધું આમ થઇ જાય છે હમ્મ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 શિક્ષણોના કેટલાક પ્રશ્નો શિક્ષકોનો પહેલો પ્રશ્ન એ હતો કે વરદાય યોજના થાય નીવડે એવી કે જે માત્ર કામ કરાવશે ઘણા પ્રસિદ્ધ કેળવણી કાર્ય એવો માટે દર્શાવ્યો કે થોડા વખતમાં આ સુધોગ નાબૂદ થઈ તેને ઠેકાણે પર્વત્ર મોટા ઉદ્યોગો થતા રહેશે વરદાય યોજના ના ધોરણે કેળવ રાજા ને ન્યાય અને પતિ અને અહિંસાના પાયા પર રચાયેલો મોટા યંત્ર ઉદ્યોગોના ધબકારા માટે વિલીને સતી સકતે ફરો ગાંધીજી કહે આ વહેવારુ પ્રશ્ન નથી જેના આપણા તાત્કાલિક કાર્યકર પાર અસર નથી પાડવાની આપણને નિશ્ચિત પેઢી એ પછી સુ થવાનું છે તેની સાથે નથી પણ આપણા ગામડામાં વધતા કરોડો માણસોની ખરી જેવિયત આ પાયા ની કેળવણીની યોજના ટીપુડી પડે છે કે નહિ તેની સાથે સુ હું નથી માનતો કે વિદ્યત કાનમાં યાંત્રિક ઉદ્યોગો જ એટલા કપાય જશે કે ગંદા બાકી રહેશેજ નહીં હિન્દુસ્તાનના મોટા ભાગ હંમેશા ગામડાંનોજ રહેશે બીજો પ્રશ્ન આ પુછાયો છેલ્લી પ્રમુખની કુંડળીને પરિણામે મહા સભાની ઋતુ બદલાશે તે પાયા ની કેળવણી ગાંધીજી આ ભાઈ અસ્થાન હશે મહાસભાની મહાસભાની નીતિમાં ફેરફાર થશે એ વરદાય યોજના પાર અસર થવાની નથી એની કઈ પણ અસર કમસેકમ મોટા રાજકારનો ઉપર જ થશે અને એ ત્રણ અઠવાડિયા તાલીમ લેવા આવ્યા છો તેથી તમે પાછા જાય ને તમારા વિદ્યાર્થીઓને વરદાય યોજનાને ધોરણે શિક્ષણ આપી શકો તમારા માં એટલી શ્રદ્ધા હોવોઈ જોઇએ કે આ યોજના થી ધરી હેતુ થશે દેશના યાંત્રિક ઉદ્યોગો સોલવાની યોજનાઓ ભલે રજુ થતી હોય પણ મહા સજા જે અત્યરે નજર આગળ રાખી છે તે યાંત્રિક ઉદ્યોગોના પ્રકારે કરવાના નથી મહા સભાએ મુંબઈમાં ટપાલ કરેલા ઠરાવ પ્રમાણે જે ને જેય ગ્રામ ઉદ્યોગો સજીવન કરવાનું છે અને મોટા યાંત્રિક ઉદ્યોગોની વિકાસ યોજનાઓ ખેડૂતો આગળ મૂકીને તેમ જાગૃતિ સાજી શકવાના નથી તેથી એમની આ વાતમાં એક પૈસાનો વધારો નથી પણ સરળ પણ અને જ્ઞાન પણ એક વર્ષની અંદર તેમના ગજયા માં લાખો મહા સભાની કાર્ય વહી સમિતિની કે પ્રધાન મંડળી ગમે તે પણ મહા સભાની રચનાત્મક પ્રવુતિ ને પછી આજ આવશે એવી બીક મને પોતાને હતી એ પ્રવૃત્તિ મહા સભાએ સારું કરેલી છે

શિક્ષણ પ્રદહગાન પદાર્થ બદલશે પણ આ યોજના તો કાયમ જ ચાલુ રહેશે એટલે જેમને પાયાની કેળવણીમાં રસ હોય તેમને મહાપોતાને રાજકારણે પીપર કરવાની જરૂર નથી નવું શિક્ષણ વિષ સેકેન્ડ હશે તે પોતાની ગુણ કે અવગુણ કરી નથી પણ આવા પ્રશ્ન ચિન્હ ને સમજ થતો નથી એના પાયાની કેળવણી સાથે સીધો સબંધ થતો નથી એથી આપણે જરાય આગળ વધતા નથી હું તો ઇચ્છુ છું જે મહેલ તમે મને આ યોજના સાથે સબંધ જણાવનારો પ્રશ્ન પૂછો જેથી અમે તમને નિશાન સલાહ આપી શકીયે સભા માં જતા પહેલા એક ભાઈ એ પૂછેલું